આ ચિત્રમાં ત્રણ બાઈકો પડેલી દેખાય છે.

આ ચિત્રમાં બે બ્લુ રંગના પિલર છે.

આ ચિત્રમાં બે નાની મૂર્તિઓ પણ છે.

આ ચિત્રમાં એક બ્લુ બોર્ડ પર ભારતીય સ્ટેટ બેન્ક લખેલુ છે.

ત્યાં માણસો ઊભેલા દેખાય છે.

આ ચિત્રમાં ઉપર બોર્ડ પર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલુ છે.

આ ચિત્રમાં ફુવારાની ફરતે એક પારી છે.

આ ચિત્રમાં ઘણા બધા લેડીઝ ના ડ્રેસો રાખેલા દેખાય છે.

આ ચિત્રમાં એક પૂતળા પર લાલ ડ્રેસ --

આ ચિત્રમાં ઘણી બધી મોટી કાળી લા લાદીઓ રાખેલી છે.

આ ચિત્રમાં ઘણી બધી બાઈકો અને સ્કૂટરો રાખેલી દેખાય છે.

આ ચિત્રમાં ઘણી બધી સોફા ટાઈપ ની ખુરસીઓ રાખેલી છે.

આ ચિત્રમાં ઘણી બધી કિતાબો રાખેલી દેખાય છે.

આ ચિત્રમાં એક વ્યક્તિ ધોળો શર્ટ પેરીને ઉભેલો દેખાય છે.

આકાશી કલર નો શર્ટ પહેરેલો છે.

આ ચિત્રમાં એક બોર્ડ પર પંડ્યા આઈસ વર્લ્ડ લખેલુ દેખાય છે.

એની નીચે મેનેજ બાય તૃપ્તિ રેસ્ટોરન્ટ લખેલુ છે.